સફેદ કલર ના ઓઢવાણાં પડ્યા છે પાછળ એક ખૂબ જ મોટું --

આ દ્રશ્યમાં ખુબજ સારૂ વાતાવરણ દેખાઈ રહ્યુ છે અને વાતાવરણ ખુશનુમા --

આ દ્રશ્ય એક મંદિરનુ છે મંદિરના બહાર એક ગેટ લાગેલો છે.

અને એ થાંભલાની ઉપર એક બોક્સ દેખાય રહ્યું છે અને એ બોક્સ નો કલર કાળો દેખાય છે.

આ ચિત્ર એક કન્સ્ટ્રક્શન સાઇટ નું છે એ ચિત્રની અંદર એક ભય --

અને એ કોલેજ માં ઘણા બધા વિદ્યાર્થીઓના વાહનો પાર્ક કરેલા હોય --

લાલ કલર ના વસ્ત્ર પેહેર્યા છે તથા છોકરાએ કૉફી કલર ની શેરવાણી પેહેરી છે તેમાં --

ઘરના ધાબા પર એક શેડ મારેલો છે પતરાનો અને પતરાના શેડ ની બાજુમાં એક એ_સી દેખાય રહ્યુ છે એ_સી બંઘ હોય તેવુ લાગી રહ્યુ --

લગનના દ્રશ્યની અંદર ખુબજ સરસ મંડપ બાંધેલો છે મંડપ ધોળા કલર નો અને --

અને તે પબ્લિક કાકાનું કામ કરી હોય કરતી હોય તેવુ દેખાય છે કાકા એક નોટબુક અને પેન લઈને લખી રહ્યા છે.

બે નોટબુક અને પેન માં બેસેલા કાકાએ --

અને સર્કલ રાતનું ચિત્ર દેખાયતું હોય તેવું લાગે છે અને ત્યાં આજુ-બાજુ ઘણા બધા જાળ ઉગેલા છે.

આ ચિત્ર એક ગેરેજ ના પાર્કિંગ નુ છે તેમા એક ગાડી રીપેર થવા આયેલી છે.

કલર ની ધોળા કલર ની ટીશર્ટો દેખાય છે તેમા કાળા કલર ની બે ટીશર્ટો --

ટીશર્ટો ખુબજ સરસ અને મોંઘી હોઇ તેવી લાગી રહી છે.

આ દ્રશ્ય એક જીમ નુ લાગી રહ્યુ છે દ્રશ્યની અંદર એક બેન જીમ કરી રહ્યા હોઈ --

એ જીમ કરતા બેન નથી બે ભાઈ જેવા બે લાગે છે.

પાંખા ખોલીને ઊભો છે મોર ખુબજ સરસ દેખાઈ રહ્યો છે મોર નાચી રહ્યો છે.

આ ચિત્ર ખૂબજ સારું નદીનું ચિત્ર છે નદીના ચિત્રમાં ખૂબજ સરસ પાણી છોડવામાં આયુ છે.

આ દ્રશ્ય એક મંડપનું છે મંડપમાં ઘણા-બધા લોકો ઉભા રહેલા છે મંડપની અંદર ઘણા-બધા લોકો જમી રહ્યા હોય તેવુ દેખાય છે.

અ લાલ અને પીળા કલર ના છે એ ફુલની ઉપર એક માળા પુષ્પ માળા પહેરાઈલી હોય એવુ દેખાય છ --

આ દ્રશ્યમા બે ગાડીયો દેખાય રહી છે ગાડીયો એક કોમ્પ્લેક્સ ની બાર ઉભી હોય તેવું લાગી રહ્યુ છે અને કોમ્પ્લેક્સ માં પાછળ સફેદ કલર નું વાતાવરણ --